તેમા અલગ અલગ પ્રકારની સાડીઓ દેખાઈ છે કાચની બારી દેખાઈ છે એક ટેબલ દેખાઇ છે.

આ એક આ ચિત્રમાં એક રીક્ષા દેખાય છે રીક્ષા ચોકડી પાસે ઉભી છે.

એક્સરસાઇઝ કરે છે બે લોકો સેલ્ફી લેઇ છે એક ભાઈ અ વાળ ઓળે છે એક ભાઈ ઊભો રહ્યો છે એક ભાઈ બેસીને એક્સરસાઇઝ કરે છે.

બે બોલ ચાર બોલ દેખાય છે નાના એક બે મોટા અને એક નાના બોલ દેખાય છે.

બે વેઇટરો છે તેમાં અમુક માણસ ઊભા છે અમુક માણસો બેઠા છે વેઈટરો બધાને ચા પીવડાવે છે.

ચાર જેન્ટ્સ દેખાય છે એક લેડીઝ દેખાય છે લેડીઝ માઇક મા પ્રવચન આપે છે બધા ખુરસીમાં બેસી રહ્યા છે ફોટા દેખાય છે મોટો હૉલ દેખાય છે.

તેવા બધા ચિત્રો દેખાય છે ચિત્રોમાં ને ચિત્રોમાં ખુરશીઓ બે ખાલી દેખાય છે.

રથ બો મસ્ત શણગાઈ રહ્યા છે શનગાઈ ર--

બે એક માણસ બેટ ઉપર બેસ્યું છે ત્રણ ચાર માણસ ઉભા છે.

સીડી દેખાય છે કુંડાઓ દેખાય છે એક બાલ્કની માં રૂમાલ્સ દેખાય છે એક બોર્ડ બોર્ડ દેખાય છે.

આ ચિત્રમાં હવન ચાલી રહ્યુ દેખાય છે એક મંડપ તંબુ જેવુ બાંધી છે.

અમ એક સીલ સીલ સિલ્વિન જેવુ બનાવેલુ દેખાય છે મા લેડીઝો દેખાય છે બા નાના છોકરાઓ દેખાય છે મોટ્ટા જેન્ટ્સ દેખાય છે.

આમાં બે બે ગેટ દેખાય છે એક દરવાજો દેખાય છે બે જાળીઓ દેખાય છે બે ગાડીઓ દેખાય છે.

કાચનો કાચ દેખાય છે તેની કાચની બાજુમાં--

તળાવમાં નાવા નાવા જઈ રહ્યા છે.

અય પીળા કલર ના ફુલ દેખાય છે એ--

લાઈટો ચાલુ છે તંબુ બાંધેલા છે ઝાડવા અમુક દેખાય છે અમુક અંધારામાં દેખાતા નથી.

અમુક ગાર્ડન મા રમી રહ્યો છે અમુક દૂર સુધી માણસો બેસે છે.

બે માણસો બે પુરુષો ને લેડીઝ બેસ્યા છે.

એમા જાત જાતના ચિત્રો દદેખાય છે એક ટેબલ દેખડાઈ છે એક ટેબલ પર કોથ્રી વેટેલી છે.

ડેટોલ નુ ડબ્બુ આવે તેના જેવુ દેખાય છે.

આમા એક મોલ દેખાઇ છે મોલ મા બધા માણસો વસ કપડા ને બધુ ખરી ખરીદી રહ્યા છે અમુક--